બરોબર હા એટલે મે વચ્ચે વાત સાંભળી હતી કે તને કઈક admit કર્યો તો હા બોલ-બોલ ના ના બોલ બોલ હા એટલે મેં વચ્ચે Hello હા એટલે મેં વચ્ચે વાત સાંભળી હતી કે તને કઈક admit કર્યો હતો કઈ એમને એવું હતું એમ હા એટલે મને લાગ્યું હતું એવું મેં કીધું અમ મને સમાચાર મળ્યા હતા કોઈએ કીધું વાત કરી હતી મને

હવે જોઈએ timing મળે તો આઈ જઈએ ત્યાં ઘરે. Timing મળે તો ઈચ્છા છે આઇએ તારા ઘેર હવે કોઈક દાડો બીજું તારા ઘેર આવાની તો ઇચ્છા છે જ હવે જોઈએ હવે time એવું છે? હા તો વાંધો નઈ એતો પહી લેતા આવો તમે આવતા હોય તો જામફળ તમારા ગામના આહ બસ અત્યારે એ હાલ તો ચાલે છે એના પણ એવું અત્યારે beauty parlour નું સરસ ચાલે છે. હા અત્યારે beauty beauty parlour નું ચાલે છે અત્યારે બોલો તમારા wife શું કરે છે? હે? તમાર wife શું કરે છે તન્વી? તન્વી, તન્વી શું કરે છે? તમારા wife

હા હા હા એટલે શું કરે છે તમાર wife કઈ job ચાલુ છે? એવું છે એમ હમ કેમ એટલે study માં શું કરે છે? એવું છે એમ એટલે પેલા ભણ્યા જ નઈ ઈમ તાણ આ પેલા ભણ્યા હોત હા એટલે અમુક સમયે એવું બની શકે પેલા પેલા ભણ્યા ના હોય એટલે અત્યારે એટી ગેટી આવે પહી એમ હા અત્યારે એવું હોય છે બરોબર અલા અત્યારે ફરવાનું વિચારીએ જોઈએ હવે ક્યારે જવાનું થાય time મળે તો જતા આઇએ અલ્યા પેલો શુભલો કેતો તો કે પેલો મળતો ચમ નહિ કી? પેલો શુભલો આપડો classmate હતો ન

હા મારે હમણાં વચ્ચે જ બે દિવસ પેલા જ મળ્યો તો તો મને કહેતો હતો કે ભાઈ કે તમે બહુ બધું હેરાન કરતા હતા કે મને એટલે પહી જૂની વાતો બહુ નીકળી હતી અમારે એતો પહી શુભલો મન કેતો હતો કે આ પેલો મલતો તો જ નહિ. હા કે તારે કેમ કેવું ચાલે છે કે અત્યારે તો ઈચ્છા તો છે એને શુભલાને વાત કરી હતી મે બરોબર બરોબર હા એટલે જોઈએ હવે જોઈએ હવે આપડે એતો મળીએ હવે ક્યારે મળવું આપડે તાણ?

હા હા

બરોબર હા એટલે જોઈએ હવે એ ક્યારે જવાનું થાય છે જોઈએ હવે બે ત્રણ દાડામાં ના હોય તો પછી ગોઠવીએ કઈક હમ હ હ હા એટલે પેલી મારી friend છે ને એ પણ આવાની કહેતી હતી એ મારી classmate છે બે ત્રણ મારી friend છે ને એ classmate છે મારી એમ હા હા

ને એક હતી ભાર્ગવી એટલે જોઇએ હવે ફેર બધા ક્યારે મળીએ ના હોય તો પછી વિચારીએ આપડે કઈક ફરવા જઇયે બધા ના ના જઈએ અત્યારે જતા આઇએ થોડું wait કરીએ wait કરીએ બે દિવસ પછી જતા આઇએ ફરતા આઇએ ત્યાં પણ સારું છે મતલબ કી અટલ bridge મા ભી ઘણું એવું જોવા લાયક છે ત્યાં પણ મજા આવે એમ

તમારે તારી school ના friend છે એમ બધા? ના વાંધો નઈ સો ટકા આપડે મળીએ હેડો તાણ પછી હમણે બહુ સમય થી તો મલ્યા નઈ i think હા હા હા અને but ધૂળેટી વખત મે ઉચકીને પેલા ગટરમા નાખ્યો તો તને ત્યારે last time મળ્યા તા હે આપડે એના પછી ક્યા મળ્યા હતા

હમ ના ના વાત સાચી છે યાર જોઈએ હેડો ના હોય તો પહી એક દાડો મળીએ બધા

અત્યારે જોઈએ ના હોય તો ચોય ફરવા જતા આઇએ બધા school ના friend બધા આ રીતે હમ

બરોબર બીજું કે કેવું ચાલે છે હે? એવું છે એમ ના ના આપડે જોઈએ ફરવા તો ગોઠવીએ હેડો ને તાણ અને પાછુ શુ કહેતો તો તારા ગામના પાછા જામફળ લેતો આવજે

હા તો એ

બરોબર હા એવું છે એમ ના વાંધો નઈ એતો કઈક જોઈએ હવે હેડો ને પહી ક્યારે ઈચ્છા થાય છે આપડે જતા આઇએ બધા ફરવાનું જ્યારે થાય મલવાનું ત્યારે લેતો આવજે ને તારા ગામનું જે ભી પ્રખ્યાત હોય બધું લેતા આવજે ન તુ તારે થોડું થોડું કરીને બરાબર તારા ત્યાં નું જે પણ હોય બધું પ્રખ્યાત ત્યાનું લેતા આવજે એમ ના અમારે ત્યાં પણ અમારે ત્યાં પણ અમ

હા અમાર ત્યાં ના પણ પ્રખ્યાત છે હ તો આઈ જા કોઈ દિવસ આવું હોય તો આવજે અમાર ત્યાં અમારા ગામડે ત્યાં પણ એવું છે એમ હમ બરોબર તું પાટણ માં ગયેલો છે પાટણ ના પટોળા બહુ પ્રખ્યાત છે યાર સાંભળ્યું હોય તો હ ત્યાં પણ રાણકીવાવ પણ બહુ પેલી જોવાલાયક સ્થળ છે ફેમ famous સ્થળ છે તો પછી તે જોયું નઈ હોય શાયદ

રાજકોટ ને એ side ફરી આયો ક ના ફરી આયો પછી?

તો ત્યાં પણ મજા આઈ એમ ફરવાનું ત્યાં પણ સારું છે

એવું છે એમ હા તો પણ સારું કેવાય એમ કે ત્યાં પણ મતલબ કી બધું રીતે સારો છે એમ જેમ કે ફરવા બરવાનું મારે પણ જઉં છે અતારે ઈચ્છા તો છે કઈક હમણાં reservation કરાવું છું train માં જવાની ઈચ્છા છે આ વખત મુસાફરી થોડી long કરવી છે ને

Family જોડે જવાનું કહેતા હતા તો સારું એમ

શુ કેય બીજુ કેવું છે laptop બેપટોપ રાખે છે કે નથી રાખતો પછી? એવું છે એમ બરોબર ના મારે પણ હમણાં વિચાર હતો dell ની લાવાની ઈચ્છા હતી એક વખત હા મારે dell નું લાવાની ઈચ્છા છે હમ હ dell નું નઈ તો પછી apple નું લાવાની ઈચ્છા અત્યારે અત્યારે તો ખર્ચા પણ બહુ આવી રહ્યા છે કારણ કે અત્યારે તો કેટલું બધું બહુ મોઘા મોઘા ખર્ચા છે એમ હા અત્યારે પાછુ કેવું ખબર હે કે મારી wife છે ને એના મામા ના છોકરાના પાછા લગન છે હમણાં વચ્ચે તો ત્યાં પણ જવાની ઈચ્છા છે ત્યા પણ ઈચ્છા છે હવે જવાનું ટૂંક સમય માં જવાનું તો છે શુ ભાઈ તમારા છોકરા શુ કરે છે?

એવું છે એમ ના ના ચાલે એ પણ ચાલે એમ એવું છે તો અત્યારે તો યાર કેવું કે અત્યારે તો મોંઘવારી કેટલી વધી ગયેલી છે અત્યારે તમે એના માટે નો તમે bus બંધાવો તો પણ કેટલો બહુ time મતલબ કે

ફરવા વિચારીએ હવે પેલા તો મારા જમવાની એ મારી item છે એ favourite જે ઘરે બનાવાની છે હમણાં વચ્ચે ઈચ્છા હતી બનવાની પણ આપડે એ તો થેપલા મજા આવે થેપલા આપડી favourite મતલબ કે મજા આવે એમ આપડે

હમ થેપલા અને આપણને તો યાર પનીર ભાજી બહુ મજા આવે એમ હા પનીર આપડું favourite છે પનીરનું શાક

હમ હમ એવું એવું છે એમ બરોબર ના પણ અમારે હવે શુ કેવાય હવે ઈચ્છા છે વડોદરા shift થવાની ઈચ્છા છે અરે ત્યાં મારી wife છે ને ત્યાં એના family વાળા બધા ત્યાં રહે છે તો ત્યાં પણ એ બધાનો સારો એવો business ચાલે છે તો ત્યાં join થવાની ઈચ્છા છે અમારી એમ હમ

મહિનામાં minimum દોઢ બે લાખ રૂપિયા કમાય છે એવી income પણ સારી છે. એટલે પછી અમને invite કરયા હતા કે તમે આવી જાઓ તો કે તમને પણ અહીંયા joint માં કરી દઈએ તો કે પાછળનું ભવિષ્ય જે છેને આપડું સુધારી જાય એમ

હા એ વાત ભી સાચી છે. હમ અત્યારે ઈચ્છા તો છે જ એવી કે ત્યાં shift થઇ જઉં કારણ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને હદ વગરની છે એમ. હમ શુ ભાઈ તમારે એવું હોય તો પછી હું તમને ત્યાં પણ અમારા ત્યાં પણ join કરી દઈશ તમને પણ હમ but time લાગે થોડો એમ હમ હા એટલે અત્યારે ઈચ્છા તો છે જ મારી પણ કે ત્યાં પણ હવે મારે ભી join થવું જ છે એમ હમ બીજું કે. ક્યાં? એવું છે હમ હમ બરોબર ના ના વાંધો નઈ તુ તારે આવી જજે બધાને લઈ એતો હું હા હું મારી ગાડી લઈને આઈ જઈસ. હા વાંધો નઈ એતો હું કરી દઈશ હમ હમ ના ના વાંધો નઈ તારે એવું હશે તો મારો મારો ભાઈ છે ને એ પણ તને મુકવા આવશે હા તમારે એવું હોય તો એમ હમ અરે વચ્ચે તો પેલાનો phone આયો તો યાર આપડો પેલો classmate હતો ને પેલા પેલો રાહુલ કરીને હતો એક classmate આપણે last આપણે last last માં last banch માં બેસતો હતોને આપડી જોડે હમ અને આપડી બાજુમા એક પેલી એક છોકરી બેસતી હતી શિફા કરીને તું ઓળખાતો હોઇસ હમ આ એ બધા હા એ બધાના contact થયા હતા હમણાં બે ત્રણ બે ત્રણ દિવસ પેલા જ તોકહેતા હતા કે તમે તો હવે દેખાતા નથી અને આવું બધું એમ એટલે મેં કીધું અત્યારે હાલ કેવું છે કઉ

એવું છે એમ તો પણ ચાલે ત્યાં અત્યારે રજા મૂકી દેવાની ચાર ચાર પાંચ દિવસની ઈચ્છા તો છે ત્યાં પણ જવાની ઈચ્છા તો છે જતા આઇએ એક દાડો હમ મારે જવું છે આમ આ વખત ઈચ્છા તો છે અને પાછું હમણાં તને તો ખબર છે નવું આશિકી three આવે છે એ પાછુ અહીંયા અટલ bridge નું shooting લીધેલું છે એમાં. અટલ bridge નું છે ને અટલ bridge આપડે હમ ત્યાં નું છે હું તને જોઇસ ને હમણાં તને ચલને whatsapp send કરું છું એક video check કરી લેજે તું

ના મારે તો marriage થઇ ગયા ને ભાઈ હમ મારા તો થઇ ગયા ક્યારના થઇ ગયા તારે કેવું છે કે બરોબર એવું છે એમ મારે પણ હવે યાર શું કેવાય હવે છુટાછેડાની વાત આવે છે કઈક યાર છોકરી યાર અરે યાર નથી બરાબર હેરાન કરે છે આખો દિવસ.

હમ હમ ભાઈ એજ ને યાર, હા આવું એટલે આવું બહુ ઝગડા થઇ રહ્યા છે હમણાંથી તો હા એટલે હવે હા એટલે હવે એ પણ એવું જ કેય છે નઈ મારે હવે તલાખ લેવા છે હા યાર એ કહે છે એવું તો પછી હું પણ શુ કરું હમ તો yaar અત્યારે જગડા બહુ થઇ રહ્યા છે સાંજે મસ્ત office માંથી થાકી ને આવ્યા હોય તો એમાં પણ ચાલુ થઇ જાય કે ક્યાં phone ચાલુ હતો કેમ આટલા late આવ્યા શુ કામ હતું બધું જણાવાનું એને. એટલે યાર હવે બહુ જ કંટાલી ગયો છું હમ અત્યારે ઈચ્છા તો છે હવે જોઈએ હવે શું કહે છે ઘરે સમજાઇસ બરાબર એને ના સમજે તો પછી divorce બરોબર હા એજ ને બીજું એટલે જોઈએ હવે અત્યારે શુ થાય છે હવે હમ જોઈએ અત્યારે ઈચ્છા તો છે જ હવે વિચાર તો છે હવે જવાનો

હમ તને ફાફડા ખવડાઇસ જલેબી ફાફડા ખવડાઇસ

અરે બરોબર પણ અત્યારે ખર્ચામાં છું યાર તું ચમ સમજતો નઈ મારી વાતમાં અત્યારે યાર તને યાર એમ નઈ હવે હું એમ નઈ હું મારી બાજુમાં એક રહે છે પેલો શુભમ કરીને એના હમણાં બે જોડી યાર ચશ્માં લઇ આલ્યા તે પૈસા હજુ આપતો નઈ યાર એમ નઈ એટલે આટલા પૈસા પણ એના જોડે વાપરી દીધા એમ હમ એટલે હાલ પૈસા આલતો નઈ એ મન તો અત્યારે હમ એટલે જોઈએ હવે શુ થાય છે ચલને હું મારી જોડે phone કરું છું મારી wife ને જો પૈસા આપે તો ચોક્કસ ઈ તારા માટે લેતો આઈસ બીજું હુ લાવું છે કે? ઊંધીયું ખાય ઊંધીયું ખાય છે કે નઈ ખાતો તું? હમ તો પછી ઉતરાયણ પર ઊંધીયું ગોઠવીએ તાણ બરાબર છે જોઈએ હવ ઊંધીયું ને ઊંધીયું લાવસુ નકર પછી ફાફડા જલેબી તો final લાવસુ જ આપડે. બરોબર બરોબર બીજું કે કેવું છે આમ તો પછી હુ કેવાય બીજું કઈ લાવું છે પતંગ દોરી તું લેતો આય કે હા સાત કોડી તો ચાલે અને દસ કોડી હું લાવું. હમ અને દસ હજાર વાર મારી જોડે દોરી પડી છે. અને પછી અને પછી પેલી શિલ્પા પણ આવાની છે તો શિલ્પા પણ લેતી આવશે પતંગ. હોવ આપડે પેલા પાછલ નહતા બેસતા યાર આપડે બધા જોડે college માં college માં જોડે રહે જોડે ભણતા હતાને આપડે હમ

તો ભી હેડને તો આપડે ઉતરાયણ પર મલસું એટલે પૂછી લેશું એને પણ કે કેવું છે કેમ નું ચાલે છે ને શું છે બધું મે એને વચ્ચે વાત બતાઈ તી મેં કીધું તારે marriage કરવા હોય તો મારી ધ્યાનમાં એક છોકરો છે મારી cousin માં જ છે. એ મારો ભાઈ જ થાય એમ હા તો એ પણ એવું કહેતી હતી કે મારા ઘરના લોકો કહે પછી થોડું decide કરીએ આગળ એમ હમ એટલે મેં કીધું મુ કીધું વાંધો નઈ તું પૂછી લે જો એવું હોય તો તાર પપ્પાને હું રૂબરૂ વાત કરીસ એમ. હમ એટલે પૂછી લઈશ એમ અરે યાર અમારે તો કેવું છે પેલા પેલો અમાર ત્યાં રહેતો હતો એક પેલો મારો friend હતો યાર ભાવેશ કરીને તો એના પાંચ હજાર પચાસ હજાર આપ્યા હતા હજુ આપ્યા જ નઈ પાછા.

હમ વેલા હમ તો ચાલને પછી આઈ જા મારા ઘરે તો પહી આપડે આહ શું કહેવાય ના ના અત્યારે આજ તો ઘરે બનાવ્યું છે પનીરનું શાક અને એ બધું

હમ આઈ જા વાંધો નઈ મજા આવશે.

એવું છે એમ હા તો વાંધો નઈ હમ બરોબર બરોબર અરે લેતા આવજે અને હું પૈસા આપતો પણ મારે અત્યારે mobile નવો લાવો છે. અને પાછા પેલાને પૈસા આલ્યા હતા એ પાછા આલતો નઈ યાર પેલા હાહરું હાલ થોડો ખર્ચા હું પણ ખર્ચા માં છું એટલે લેતો આવજે નઈ તો આમ તો પૈસા હું આપી દોત બરોબર તું લેતા આવજે બરાબર છે એવું હોય તો પૈસા તો હું તને પહુંચાડી દઈશ થોડા સમયમાં હમ એટલે લેતા આવજે બરાબર જે ભી હોય સારું એવું બીજું કોઈ સારી item હોય તો લેતો આવજે એમ પાઉભાજી પણ લેતો આવજે પાઉભાજી પણ સારી મજા આવે એમ હમ બરોબર એવું છે એમ

ગુજરાતીઑ જ માનવી આધયક સાબરમતી મહી સ્થાન નર્મદા સાગર વાડી વગેરે નદી ઓના કિનારે થી અને પ્રાપ્ત ઐતિહાસિક કાળ ના અવશેષો મળી આવ્યા છે. જેમાં થી પ્રાચીન ડેમ ડેનજેરલિંગ દારીયાય માછલી દારીયાય, નોળીઓ, ગેંડા, જંગલી સુવર, ચિતો નીલગાય વગેરે ના અવશેષો મળ્યા છે. ત્યાં આવેલ દરિયો ટીંગો અનોરા રાવળિયા નો સીનધો નામ ના

ઓગનીશો ચુમાલિશ થી ઓગનીશો ત્રેસઠ દરમિયાન enviourmental aircology વિભાગ દવારા ખોંદકામ કરવામાં આવ્યું હતું. ભારતમાં મળેલ મનુષ્ય નો સૌથી જૂના હાડકા અને અવશેષો લાન્ધાનાજ લાન્ધાનાજ ખાતે થી મળી આવે છે. ઓગનીશો છેતળીશ માં આ ખોંદકામ અસહુમુખ સાકરીયા અંસહુમુખ સાકરીયા ના ઘડપણ ઘડપણ નીચે કરવામાં આવ્યું. તેમાંથી મુખય સ્થળો ની માહિતી નીચે મુજબ છે. સ્થળ બાબર કોટ. તે સૌરાસ્ટ્ર જીલામાં આવેલ છે અને તેની વિષ્ટતા એ છે કે બાજરી અને ચણા છે.

સ્થળ બેટલપર જીલો નખતરાલા અને કચ્છ વિસ્તાર માં આવેલ છે અને તેની વિશિસ્ટતા માટલાં અને સિકા છે. સ્થળ ધોળાવીરા જીલો કચ્છ તેની વિશિસ્ઠ બળદ ગાડા નું ચિત્ર જળ વ્યવસ્થા પત્થર ના મકાનો સ્થળ ગોરધોરા તે બગસરા જિલ્લા માં આવેલું બગસરા આમ તાલુકા અને અમરેલી માં આવેલ છે અને વિશિસ્ટતા બંગળીઑ અને મળકાઑ છે. સ્થળ તે સૌરાસ્ટ્ર જિલ્લા માં આવેલું છે તેની વિશિષતાઑ સોનું તાંબું અને વિદનય છે. સ્થળ પાંદરી અને તે સૌરાસ્ટ્ર જિલ્લા માં આવેલ છે અને તેની વિશિસ્તતા મીઠા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખાય છે.

સ્થળ લોટેશ્વર જે મેહસાણા જિલ્લા માં આવેલો છે અને તેની વિશિષ્ટતા પ્રાચીન અવશેષો તરીકે ગણવામાં આવે છે. સ્થળ લોથલ એસ આર એસ આર રાવ ઓગનીશો સત્તાવન અમદાવાદ જિલ્લા માં આવેલું છે તેની વિશિષ્ટતા મણકા ની છે. અગ્નિ કુંડ ના ચિત્ર દોરેલી બરણી ચોખા નું ખેતી ના આવશેષો મળી આવે છે. સ્થળ માલવા તે સુરત જિલ્લા માં આવેલું છે અને તેને હડપા સંસ્કૃતિ માં દક્ષિણ શનશેડો તરીકે ઓળખવા માં આવે છે. મઘુમઢ સ્થળ કચ્ જિલ્લો સ્થળ કચ્છ કચ્છ જિલ્લા માં આવેલું છે આની વિશિષ્ટતા મોટી મોટી વિશાળ મકાન

સ્થળ શિકારપુર તે કચ્છ જિલ્લા માં આવેલું છે તેની વિશિષ્ટતા ખોરાકની બાબતો ની શોધ છે. સ્થળ સૂરકોટડા તે કચ્છ જિલ્લા માં આવેલું છે અને ત્યાં થી પુરાણા અવશેષો મળી આવેલ છે. એક માત્ર સ્થળ ગુજરાત માં ગણવામાં આવે છે. સ્થળ વેદલકાર તે બોટાદ જીલ્લામાં આવેલું છે તેની વિશિષ્ટતા માટલાં છે. મુખ્ય પશુ ખૂંદ વાળો બ બળદ ગુજરાતનું સૌથી પ્રાચીન બંદર લોથલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ના સમયગાળા ની કોઈ મહિતી ઉપલબ્ધ નથી છેલ્લે ઓગનીશો તેરસઠ થી ઓગનીશો એશિના સમયગાળામાં આર archological survey of india એ સમુદ્ર માં કરેલ શોધખોળ માં પ્રાચીન દ્વારકા નગરી ના અવશેષો મળી આવ્યા છે જે ગુજરાત માં મહાભારત યુદ્ધ સહન કરી શકાઈ. ધોરણ એક ઇતિહાસ કંસ ની હત્યા બાદ કૃષ્ણ બલરામ યાદવ સેના સાથે ગુજરાત માં સૌરાસ્ટ્ર માં આવી ચડયા ત્યારે ગુજરાત ના સૌરાસ્ટ્ર ના વિસ્તાર આ વિસ્તાર ના આલતા ના પુત્રો વહીવટ ની સતા તળે હતો.

રેવત સાથે ના યુદ્ધ અને સમજી બાદ રેકજી રેકજી અને બલરામ ના લગન થયા અને દ્વારિકા માં કૃષ્ણ કૃષ્ણ નું શાસન શરૂ થયું શાહી અને યદાવો ત્યારબાદ ત્યાં સ્થાહી થયા યાદવ સ્થૂળ વીર નો વંશ મુક્તિ પામ્યો કૃષ્ણ ના પુત્ર પ્રદ્યુમન અને તેના પુત્ર અનિરુદ્ધ કાળક્રમે દ્વારકી દ્વારિકા સમુદ્ર માં ડૂબી ગયા અને યાદવો નો નાશ થયો. નોરકાલીય સ્થાપક ચંદ્રગુપ્ત મોરયરાજ તેની રાજધાની ગિરિ ગિરનગર છે ચંદ્ર ચંદ્રગુપ્ત મોરય નો સમય છે ગુજરાત નું પ્રામાણિક સમાવીત ઇતિહાસ કર્યું